પ્લૅટર માં વાત કરીએ તો પનીર બટેટાની ટીક્કી કાંદો ટમેટું લીંબુ અને એક કબાબ દેખાઈ રહ્યું છે.

જેમાં એક લાલ કલર ના ટીશર્ટ માં એક ભાઈ કમરે હાથ દઈને ઉભેલો છે.

ઇલેક્ટ્રોનિક શોરૂમ દેખાઈ રહ્યો છે કે જેમાં વોશિંગ મશીન ની અલગ અલગ વેરાઈટીઓ તમને દેખાઈ રહી છે.

પાછળની સાઈડ પર છેલ્લે એ_સી દિવાલ પર લટકેલા છે ફ્રીજ પણ દેખાઈ રહ્યા છે.

ભરતી આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે દરિયો શાંત છે ધીરે-ધીરે મોજા નીચે છે.

બે માળની દુકાન હોઈ શકે છે કારણ કે અંદર એક સીડી ઉપરની તરફ જાય છે બહાર ગાડી પાર્ક કરેલી છે લાલ કલર નું જનરેટર છે.

એક બાજુ ઈંગ્લીશ માં તથા બીજી બાજુ ગુજરાતીમાં લખેલું છે વચ્ચે શ્રી નો સિમ્બોલ છે.

દુકાન ઉપર ઓઇલ ના ડબ્બા પડેલા છે માલિક ખુરશી ઉપર બેસેલા હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ એક રેસ્ટોરન્ટ નું સીન દેખાય રહ્યું છે જેમા ટેબલ ઉપર સરસ મજાની સફેદ કલર ની મિલિમેન પ્લેટ નજરે પડી રહી છે.

એમાં આજની બેસ્ટ પ્રોડક્ટ વેફર ઓફ ધ ડે એટલે કે રેડ વેલ્વેટ જે એક સો વીસ રૂપિયા માં તમને મળી જશે.